આ એનું દરિયાઈ મહા સાગર માં જમા થાય છે સમય સર અને અન્ય ઘટકો અને જમીન માં સુધારી શકે છે આ રીતે હવામાન ની સપાટીનું ધોવાની મુખ્ય ભૂમિકા ભજવે છે હવામાન એ મૂળભૂત પ્રક્રિયા મનુ એક છે જે પૃથ્વી ને આકાર આપે છે હવામાન ની પ્રક્રિયા ખડક અને જમીન ને નાના ટુકડાઓ માં તોડી નાખે છે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 ધોવાણ ગૂણ ધર્મને મદદ કરે છે છોડ માં આવેલા carb ના રાસાયણિક પ્રક્રિયા માં ભાગ લેવા માટે વિમુક્ત છે

મુખ્ય શાસ્ત્રીય દળો દ્વારા અન્ય ખડકો ને જમીનમાં સુધારી શકે છે આરીતે હવામાન સપાટીમાં ધોવાણ મુખ્ય ભૂમિકા ભજવે છે હવામાન માણાવસ્થાન નું દ્રિષ્ટિ કોને જોવામાં આવે છે કે એવી વસ્તુ છે જે વિશ્વમાં તમામ માનવીઓ તેમની ઈન્દ્રીઓ દ્વારા સતત અનુભવ્યું છે ઓછા માં ઓછું બહાર હોવા છતાં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 જેથી હવામાન એવી વસ્તુ છે જેના વિષે લોકો વારંવાર વાતચીત કરે છે રાષ્ટ્રીય હવામાન ની સેવા માં જાણ હાનિ ઇજા કુલ નુકશાન ના ખર્ચ માટેનો વાર્ષિક અહેવાલ છે જેમાં પાક અને મિલકત નો સમાવેશ થાય છે જો આ dataunited state ન પચાસ રાજ્યો તેમની તરીકે ઘુમવા અને ટાપુ ની સ્થિતિ national weatherservice દ્વારા એકત્રિત કરેલ છે બે હાજર ઓગણીશ સુધી માં tornado એ બેતાલીશ જાણ હાનિ સાથે

હવામાન નો માનવ ઇતિહાસ માં મોટો હાથ છે અને ક્યારે સીધો ભાગ ભજવીએ છે અબો હવા પરિવર્તન નો સિવાય કે જેન કારણે વસ્તી ધીમે ધીમે વધતી જાય છે ઉદાહરણ તરીકે મધ્ય પૂર્વની રસીકરણ અને હિમ નદી સમય ગાલા દરમિયાન જમીન ની રચનાઆત્યંતિક હવામાન ઘટના ઓને દ્રષ્ટિના નાના પાયે હલનચલન નું કારણ બને છે ઐતિહસિક ઐતિહસિક ઘટનાઓ સીધી ઘુસણખોરી ઘુસણખોરી કરી કરી છે આવી ઘટના બારસો એક્યાસી માં કાલિએજ પવન દ્વારા

કેટલા સમુદ્ર united state ના મધ્ય ના દરિયા કાંઠે દસ લાખ થી વધારે લોકો ને પુનહ વિચરિત કર્યા જે united state ના ઇતિહાશ માં મોટો dice four બન્યો નાના હિમ યુગ europe પાક ની નિષ્ફળતા અને દુષ્કાળ નું કારણ બન્યું

finland માં ભયંકર દુકાળ પડી ગયો હતો એ દરમિયાન એક તૃતીયન્સ લોકો મૃત્યુ પામ્યા હતા બિચારા હવામાન ની અગા હી એ ભવિષ્યના સમયે આપેલા સ્થાન માટે વાતાવરણ ની સ્થિતિ ની આગાહી કરવા માટે વિજ્ઞાન અને technology નો ઉપયોગ કરે છે માનવ જાત ની શાસ્ત્ર વિધિથી એનો ઉપચારિક રીતે હવામાન ની આગાહી કરવાનો પ્રયાસ કર્યો છે અને ઓછા માં ઓછી ઓગણીશમી સદી થી ઔપચારિક રીતે વાતાવરણ ની વર્તમાન માહતી વિષે માહિતી એકત્રિત કરીને અને વાતાવરણ ને કઈ રીતે તે project કરવા માટે વાતાવરણ ની પ્રક્રિયા ઓ માંથી વૈજ્ઞાનિક સ નોઉપયોગ કરવામાં આવે છે હવામાન ની આઘાઈ કરવામાં આવે છે ખબર નથી beromatic દબાણ વર્તમાન હવામાન પરિસ્થિતો અને આકાશ ની સ્થિતિ ના ફેરફાર પાર આધારીત સર્વમાનવ પ્રયાસ થી ભવિષ્યની પરિસ્થિતિ નક્કી કરવા માટે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 pattern ઓળખવાનું કૌશલ્ય model કામગીરીનું જ્ઞાન થતો હશે આપણે આગળ વધીયે વાતાવરણ ની અસ્તવ્યસ્ત પ્રકૃતિ વાતાવરણ નું વર્ણન કરતા સમીકરને ઉકેલવા માટે જરૂરી વિશાલ

વર્તમાન સમય ના તફાવત ને પરિણામે આગાહીઓ ઓછી સચોટ બને છે જે સમય માટે આગાહી કરવામાં આવીછે આગાહી આવી રહી છે

હવામાન ની આગાહી માટે વિવિધ પ્રકાર ની અંતિમ વપરાશકર્તા છે ચેતાવણીનું મહત્વ પૂર્ણ આગાહી છેકે જીવ સંપત્તિ નું રાશન કરવું માટે થાયછે

નમસ્કાર BSNL માં તમારું હાર્દિક સ્વાગત છે હું તમારી શું સહાયતા કરી શકું છું? sir શેના વિશે જાણકારી જોઈએ છે તમને sir? Postpaid Plan વિશે જાણકારી જોઈએ તમને postpaid plan તમને જોતો હોય તો તમારે એના માટે આહ નવું sim card અલગથી sim card લેવું પડે છે જેમ તમે prepaid લો છો તેવી જ રીતે અમ તેમા તમને Registration simcard છે નો Registration amount છે એ તો તમને કોઈ charges નહીં લાગતો but એને active કરાવવો હોય એનો charges લાગે છે. તમારે BSNL office BSNL office જવું પડે એના માટે online? ના sir તમે નવું sim card લો છો તમે તો sim card તો તમને લેવા જવું જ પડશે ને BSNL office મા. તો તમે નવું sim card લેવું પડશે. એનો જે Registration charge છે એનો અમે કોઈ charges નથી લેતા તો પણ પરંતુ તમે જે એને active કરાવવું હોય એ postpaid plan એનો તો charges લાગે છે સો રૂપિયા એનો charges રેહશે. હા એ Document માંગશે તમને Aadhar Card લાગશે PAN Card અને તમારા Photo લાગી શકે છે. અને જે બીજા Document લાગશે તે તમે BSNL office મા જઈને ખબર પડી જશે કેટલા Document લાગે છે તમારા

તો એમા અમ બધા અલગ અલગ plan આવે છે.

sir આ postpaid plan છે એ એક મહિનાનું જ આવે અને આમાં કેવું છે કે એક સો નવ્વાણું રૂપિયાથી start થાય છે plan અને પંદરસો પચીસ રૂપિયા એ પૂરો થાય છે. તમે એક સો નવ્વાણું થી નવ્વાણું નો postpaid plan લઈ શકો છો. જો આમાં એમ હોય છે કે એક સો નવ્વાણું નો જો તમે postpaid plan કરાવો તો એમા fix પછી તમે આમાં use કરો ના કરો એમ નહીં fix monthly charges pay કરવાના રેહશે. તેમા તમને Unlimited voice calls મળશે. with national roaming અને આમાં તમને પચ્ચીસ GB data મળશે. પચ્ચીસ GB હા પૂરા પચ્ચીસ એક મહિના નું પચ્ચીસ GB daily પચ્ચીસ GB નહીં મળે અને તમે maximum આમાં પંચોતેર GB સુધી આમાં use કરી શકો છો. તમે પચ્ચીસ GB ની ઉપર જે use કરો તો એનો અલગ charge લાગે છે.

ત્રણ સો નવ્વાણું નો plan? જો એક સો નવ્વાણું મા જે તમને facility મળે છે તમને તેવી જ રીતે ત્રણ સો નવ્વાણું મા તમે તમને ઘણી બધી facility મળે છે એમા તમે Unlimited voice calls કરી શકો છો. with national roaming including mumbai and delhi અને એમા તમે hundred SMS per day તમે મોકલી શકો છો. હા તમે એક દિવસના સો SMS send કરી શકો છો. પણ આમાં તમને આમાં તમને જે એક સો નવ્વાણું નો plan હતો એમા તમને પચ્ચીસ GB data મળતો હતો. એની અમ maximum limit હતી sir seventy five GB આવી રીતે તમે આજે ત્રણ સો નવ્વાણું નો plan કરાવો છો તો તેમા તમને સિતેર GB data મળશે અને એના ઉપર તમે બસો દસ GB સુધી data use કરી શકો. but સિતેર GB ની ઉપર તમે જો data use કરશો તો તમને એનો charge લાગશે એ charge એ તમને કહી દવ છું અમ તમને એક MB નો એક પૈસા charge લાગશે. એટલે one એક પૈસા per MB એવો charge લાગશે અને જો તમે એક GB use કરશો તો એનો દસ point ચોવીશ રુપીયા charge લાગશે. દસ point ચોવીશ રુપીયા એનો charge લાગશે એક GB નો triple nine નું જ મે તમને કીધું આ triple nine મા તમને ફરી કહી દવ છું sir triple nine મા તમને જેવી રીતે Registration amount zero છે, activation charge એનો સો રૂપિયા છે. અને તમે fix rate ત્રણ સો નવ્વાણું રૂપિયા આપવા પડશે તમને Unlimited voice calls થશે including mumbai and delhi roaming અમ અને તમને એમા સિતેર GB data use કરવા મળવાનો છે અને તમે maximum બસો દસ GB સુધી data use કરી શકો છો. એ સિતેર GB થી વધુ data use કરો તો એનો અલગથી charge લાગશે. એમા છે પૈસા per MB charge લાગે છે અને GB મા use કરો તો તમે દસ point ચોવીશ MB charge લાગશે. દસ point ચોવીશ રુપીયા charge લાગશે. એક GB એમા total છ plan આવે છે sir maximum પંદર સો પચ્ચીસનો છે તો તમે maximum વાળો plan કરાવો છો? કરાવો છો તમને પૂછું maximum વાળો plan જાણવો છે?

fixed monthly charge એનો પંદર સો પચ્ચીસ રૂપિયા રેહશે. અમ આમા તમને Unlimited voice calls મળશે. national roaming including Mumbai and Delhi okay અને આમા આ જો પંદર સો પચ્ચીસનો જે plan છે. આમા તમને હમણાં જે પેહલા જે મે plan કીધા એમા તમને એક સો નવ્વાણું મા પચ્ચીસ GB ત્રણ સો નવ્વાણું મા સિતેર GB એમા અને data ની limit હતી એક અને પછી એના ઉપર use કરો નો charge લાગે અલગથી જો પંદર સો પચ્ચીસનો તમે plan કરાવો તો એમા તમને unlimited unlimited data મળશે without speed restriction એટલે કે તમને unlimited data use કરી શકો છો એ પણ speed ઘટયા વગર અને આમા આમા કેવું થાય છે કે કોઈ વાર તમે વધારે data use કરી લો તો speed થોડી ઓછી થઈ જાય છે એવું થાય છે but આ જો plan કરાવો તમે પંદર સો પચ્ચીસનો તો એમા unlimited data તમને મળે છે. જે પણ

અને sir આ જે અમારા plan હોય છે તેમા અમે સાથે family connection પણ provide કરીએ છીએ. તો એક સો નવ્વાણુંના અને ત્રણ સો નવ્વાણુંના જો plan કરાવો છો એમા family connection available નથી sir પાંચ સો પચ્ચીસથી પંદર સો પચ્ચીસનો જે top up plan કરાવો એમા family connection આવે છે.

prepaid નું postpaid મા કરવું છે તો એના માટે તમે BSNL office ને visit કરવું પડે. no sir તમે BSNL office visit કરવું જ રેહશે.

હા તો એની process લાગે sir તમને convert કરાવું હોય તો એની process લાગે એ તમને BSNL office મા જઈને ખબર પડશે sir

કેટલા રૂપિયા નો plan જોઈએ તમારે? તમારો નહીં sir પાંચ સો પચ્ચીસ રૂપિયા નો? હા means તમને એટલે તમારું એવું છે કે sir તમે એક સો નવ્વાણું થી પંદર સો પચ્ચીસનો plan કરાવો એમા તમે પાનસો plan કરાવા માંગો છો? પાંચ સો થી હજાર વચ્ચે નો plan જાણવો છે?

okay એમા તમને sir registration charge જેમ મે કહ્યું એમ zero રૂપિયા લાગે છે. SMS charge સો રૂપિયા લાગે છે અને fixed monthly charge પાંચ સો પચ્ચીસ રૂપિયા લાગે છે. એમા તમને Unlimited voice call મળશે. and national roaming including mumbai and delhi અમ આમા તમને પછી પંદર સો પચ્ચીસનો જે plan કર્યો તેમા unlimited data હતુ આમ પાછો unlimited data તમને નહીં મળે. આમા આમા નહીં મળે આમા તમને eighty five GB data data મળશે પૂરા month નો અને આમા જો તમે eighty five GB થી વધારે data use કરવો હોય તો બસો પંચાવન GB સુધી ની તમને limit મળે છે બસો પંચાવન GB થી વધારે data તમે use નહીં કરી શકો એક મહિનામા અને પછી પેહલા મે કહ્યું તેવી જ રીતે પંચાસી રૂપિયા નો પંચાસી GB તમે data use કરી લો એના પછી જે પણ plan તમે use કરશો જે પણ data use કરશો એનો charge એટલો થશે. અને આની સાથે તમને one additional family same with limiter હોય facility with ten GB data and twenty SMS per day મળશે એટલે કે one family plan

એક સો નવ્વાણું નો plan તમને બીજી વાર okay sir no problem sir મે તમને એવું કહું છું નવ ને એક સો નવ્વાણું નો જે plan છે એમા તમને registration BSNL office જવાનું રેહશે registration charge એનો કઈ નહીં રહે.

હા active કરાવું હોય તો સો રૂપિયા આપવા પડે છે. હા હા ચાલે ને sir એક સો નવ્વાણું નો તો fixed monthly charge હોય જ છે અને જો તમે એમા વધારે use કરો વધારે use કરી લીધું કઈ એના તમને અલગ થી પૈસા આપવાના હોય છે એવું હોય છે postpaid plan જ આને કેહવાય તો પછી એમા તમને મે કહ્યું કે limited voice call મળશે. અને પૂરા month નો પચ્ચીસ GB data મળશે.

આમા અને આમા તમને message પણ મળે છે sir સો SMS per day આમા પણ મળે છે. પણ આની સાથે તમને કોઈ family connection નહીં મળે.

હા sir આ એક સો નવ્વાણું થી પંદર સો પચ્ચીસ નો કોઈ પણ plan તમે કરાવી શકો. એક સો નવ્વાણું નું શું કીધું sir તમે?

ના તમે કોઈ પણ કરાવી શકો છો બીજા મહિને તમે બીજુ recharge કરાવી શકો છો. તમે આનું આનું તમને જેવુ recharge કરાવો payment આવશે. payment આવશે sir તમને Email પર તમને bill આવશે એ ચૂકવાનું રેહશે. okay sir હજી કોઈ જાણકારી sir? Hello Hello

બસ ભાઈ સાલે શાંતિ હો આપડે આપડે તો કેવું સે આરામ સે ભાઈ હમ નાસ્તા પાણી થઇ ગયો કે નઈ હજી

અત્યારે હજુ ઘર થોડી વ અડધા કલાક પેલા નાસ્તા બાસ્તા પછી direct હું હમણાં જમવા બેસીસ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

હમ પપ્પા ને યાદ આપ જે મારી હું બાકી કૌ આપડે એક રાત્રે હું પપ્પા ને phone કરું એટલે તારે વાત કરું પછી હમ હ ચાલો ને હમણાં જમાવા બેસવાનું છે એમ પણ પછી દોડ વાગે meeting રે મારી એટલે પતાઈ પતાઈ મુકું ફટાફટ ok કરો ચાલો સાંજે વાત કરીએ ok

ઓગણીસો ને અડતાલીસ ના રોજ થઈ હતી. આ એક એવો દેશ છે. જે ચારેય બાજુ થી દુશ્મન થી ઘરયેલો છે અને આ બધા એવા દુશ્મન દેશો છે જે ઈજરાયલ ને મળતા. જમીન દોસ્ત કરવા માગે છે. સેલેશ થી અલગ થયા બાદ ઈદ્ર્યેલ એક સ્વત્રંત તરીકે બનવા માં આવ્યું હતું ઓગણીસ મી સદી સુધી માં સેલે ટીમે માં સત્યાસી ટકા મુસ્લિમ ઓગણીસ ટકાક્રિષ્ટી અને ત્રણ ટકા યોધી હતા. અને ઇસ્વિશન ઓગણીસ માં યોધીઓએ અલગ દેશ ની માગ કરી હતી. ઈજરાયલની સ્થાપના પહેલા પેલેસ ટાઈમ પર અંગ્રેજો નો કબ્જો હતો, ઓગણીસો સુડતાલીસ માં બે દાયકા થી વધુ બ્રિટિશ સાસણ પછી સંત્રત્ય રાટ્રેય પેલીસ ટાઇમ મે બે ભાગો માં વિભાજીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો એટલે સ્વત્રત યોગી રાજ્ય અને એક એના કબજા માંથી યોગધી ઓ મુકત થયા અને એક નવા સ્વત્રતન રાષ્ટ્રીય સ્થાપના થઈ જેને ઉદ્ર્યેલ નામ આપવામાં આવ્યું હતું. આઝાદી સમયે ઇઝરાયલ માંત્ર ઉજજવળજર્મીન નો એક ટુકડો હતો. જેમાં ખેતી લાયક જમીન અને પાણી કોઈ મોટો સ્રોત ન હતો. પરંતુ સક્કહત મેહનત અને ટેકનોલોજી દ્વારા યોગિધો યે પોતાને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 ત્રુસ્પન, થી હોતો નથી, ઈજરાયલના લોકો પ્રતિષ્ઠિત અને દેશ ભક્ત કેવાય છે અને, તેમની દેશ ભક્તી ના કારણે, આ ઈદ્ર્યેલ આરવ દેશો ને આખો બતાવીને જવાબ આપે છે.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

ઈજરાયલ નું સૌથી મોટું airpot કુરિયન airpot છે. અશિતોષ બંદર સૌથી જુનું અને સૌથી મોટુ બંદર છે. ઈજરાયલ નું સૌથી મોટું શહેર બેરું સલપ છે. ઈજરાયલ વિશ્વ નું એક માત્ર યહૂદી રાષ્ટ્ર છે. ઈજરાયલ ઈજરાયલ માં ચિભરું ભાસા બોલયે છે અને ચિદ્રાયેલ સૌથી મોટું શહેર બેરુ સલ્પ છે. આ ઈર્ભૂ ભાષા વિશ્વ ની એક માત્ર ભાષા છે. જેનો પુનઃ જન્મ થયો છે. ઈબ્રું અને અરબી યે બોલાતી મુખ્ય સતાવાર ભાષાઓ છે. ઈદર્યે ની વસ્તી કે ત્રીજી વસ્તી કરતી વસ્તી જેટલી છે ઇદ્રયે દેશ નો કુલ વિસ્તાર ભારત ના મનીપુજય રાજ્ય કરતા નાનો છે. વિશ્વ ના સૌથી તેજસ્વી મગજ ધરાવતો પ્રમુખ પદ માટે વિનંતી કરવા માં આવી હતી, પરંતુ offer આ નકારી હતી, છતા ઈધાયે પાસે ભારત જેવું કોઈ લેખિક ભનધાર નથી. કઈ દઉ તેમની દેશ વાસીઓ ની પરંપરાઓ અને લાક્ષણિકતાઓ, અનુસાર બનાવવા આવે છે અને બદલવામાં આવે છે ઈજરાયલની બેન્કો દ્વારા જારી કરાયલ અંત લોકો પણ ઓળખી શકે છે. બેંક નોટો માં પ્લેન લીટી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈજરાયલ માં જન્મેલા, તમામ દ્દ્ઇજરાયલો હાયસ્કૂલ, પુર્ણ કર્યા પછી, લશક માં ફરવી ઉઠવાનો ગાળો, છોકરાઓ માટે ત્રણ વર્ષ અને છોકરીઓ માટે બે નો વર્ષ છે. ઈજરાયલ વિશ્વ નો એક માત્ર એવો દેશ છે ત્યાં મહિલાઓ ત્યાં જોડાવું તેનામાજોડાવું ફરિજયાત છે. ઈજરાયલ વિશ્વ નો એવોનવ દેશો માનો દેશ છે. જેની પાસે પોતાની સેટેલાઈટ સિસ્ટમ છે. ઈજરાયલ વિશ્વ નો એક માત્ર દેશ છે એન્ટિ ક ગેલેક્સી મિસાઇ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

ઈજરાયલ ઓગણીસો અડતાલીસ માં તેની સ્થાપના થઈ ત્યાર થી ઈજરાયલ આઠ યુદ્ધ લડ્યા છે? જેમ થી મોટા ભાગ નો તે જીત્યો છે?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 ચર્ચા સંસ્થા મોટા દેસ અને ઓપરેશન સફળતા પુર્વ બાર કર્યા છે. computer બાબત માં ઈજરાયલ વિશ્વના પ્રથમ ક્રમે છે. વિશ્વ નો મોટો ફોન મોટોરોલા ઈજરાયલમાં બનાવામાં અવ્યો હતો. માટે પ્રથમ બાબત મા બનાવવા માં આવી હતી. કોઈક ઇજરાયલ માં વિકસવા માં આવી હતી વિશ્વ નો પ્રથમ એન્ટીક વાયરલ સો પ્રથમ ઓગળીસો ને ઓગનાએસી માં વિર્સવામાં આવ્યો હતો.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

ખાત ખરું વધ્યું હસે જ્યારે, ઈજરાયેલ તે સમયે જેટલું પાણી નું વપરાશ કરી રહી હસે તેટલુ જ પાણી અજ પણ વાપરે છે. ઈજરાયલ સમુદ્ર માં પાની ને સુધ્ધર કરે છે તે પાની નો ઉપયોગ પીવા અને અન્ય હેટલું માટે કરે છે. સાત માથી નવ કર્વો ની સરૂવ ઉર્જા નો ઉપયોગ કરે છે અને મોટા ભાગ ની સરુવ ઉપયોગ પાણી ને ગરમ કરવામાં થાય છે. સેલ માં માત્ર ચાલીશ પુસ્તકોની દુકાન છે. કારણ કે સરકાર ઈજરાયલ માં પ્રકાશિત દરેક પુસ્તકોની દખલ સૌથી રાખે છે. વિશ્વ નું સૌથી નાનુ પાયપલ ઈજરાયલ માં બનાવામાં, આવ્યું છે જેની લંબાઈ અને પહોળાઈ, માત્ર ચાર પોઇન્ટ ચોહતેર મિલી મીટર છે. ઈજરાયલ વિશ્વ માં સૌથી વધુ, પ્રરતિઓ ધરાવતી ઓ દેશ છે. અને સમર્થ વિશ્વ માં યહહુદી ધર્મ ની સાથે ઈજરાયલ નું નગરીગ્ત્વ મેળવી લે છે જેઑ ઈજરાયલ માં ઈચ્છે ત્યારે સ્થાયી થઈ શકે છે. ઈજરાયલ ક્યારેય કોઈક ન એકેતુ નથી, કે અમારા દેશ માં આતંકવાદી કે હુમલો ના કરો, ઈજરાયલ કોઈ તમારા દેશ ની શક્ય કર્સે તો અમે એના દેશ માં ઘઉઈ ને છેલા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 ઈજરાયલમાં રવિવારે તમે રવિવાર તમારુ નાક સાફ કરી શકતા નથી અથવા આમ કરવા બદલ તમારા પર કાર્ય વહી થઈ શકે છે. ઈજરાયલ માં ડુક્કર પર પાળવું, યે કાનુંન્ય અપરાધ છે કારણકે યહૂદી આહાર નિયમો દ્રારા ડુક્કર પર પ્રતિબંધ બનશે. જ્યારે મધ્ય પૂર્વ દેશ ની વાત કરવામાં આવે. જ્યારે ઈજરાયલ ની મૂલ્ય અન્ય દેશ કરતાં વધુ ચિડિયા હોય છે. દેશ જેવા નાના દેશ માં, બે હજાર તેર ની ચુંટણી માં, સાડત્રીસ રાજ્ય પક્ષીઓ ભાગ લીધો હતો, જે એક એનો રેકોર્ડ છે. ઇજરયેલ પાસે એક સો સાડત્રીસ પીસ છે? જયારે તેમની પાસે માત્ર બસ્સો તોતેર કિલોમીટર નો દરિયા કિનારો છે. છેલ્લા સો બસ માં રુક્ષો ઉગડનાર અને જંગલો ને બતાવા માટે ઇઝરાયલ વિશ્ર્વ માત્ર નો દેશ છે. વિશ્વ નો સૌથી ટૂંકો મેર્ટ્રો ટ્રેન, ઇઝરાયેલ ના હાય ફાય શહેર માથી જેમાં માત્ર ચાર ગાડીઓ અને એક એક પોઇન્ટ આઠ કિલોમીટર નો ટ્રેક છે. સૌથી મોટા લીલા મરચા ને, બે હજાર તેર માં કિરિપ્રઠોમ પેપર માં દાખલ કરવામાં આવ્યો હતો. ઘણી ઇજરાયેલી શાળાઓ મા બીજ ગને તે વ્યક્તિ શિખવવામાં આવે છે. કારણ કે તે વ્યકિત ક્રોસ જેવું લાગે છે? તેના બલદે ત્યો ઉધા ઘીનો ઉપયોગ કરે છે. ઇજ્યારેલ ની એક કંપની વિશ્ર્વ ની પ્રથમ ઈજરાયલ માં નોધયેલા વકીલોમાં ચાલીસ ટકા થી વધુ મહિલાઓ છે. સાત છવીસ વર્ષ ના વચ્ચે માં તમામ યુવતીઓ ઇજરાયેલની દસ દિવસ મફત મુલાકાત બેઠકદર છે.

હજાર કર્મચારીઓ થી એકસો ચાલીસ technishayn અને એનગીનીરો છે. ઈજરાયળ માં ઘરગતું ખેતી માટે ઉધ્યોગ માટે પાણી કુત્રિક રીત ઉતપ્પન કરવમાં આવે છે. કે ઇજરાયાલ મા સૌથી લોક પ્રિય પ્રવાહ નુ સ્થલ છે. ચેરું કલિયશ્મ ઇજરયાલ માં પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાનુશહેર છે. સૌથી વધુ મુલાકાતી લેવાતુંસ્થળ યહૂદી ધાર્મિક સ્થળ ઈજરાયલ વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં જીવન એકલું કલ્કન્દર નું પાલન કરે છે. તો મિત્રો આ હતુ કામ અને શાળાઓ ની રચાઓ યુવતી રચાઓ નક્કી કરવામાં આવે છે આરામ નું સતાવાર દિવસ અનિવાર્ય છે. તો મિત્રો આ હતો

મારો ભાઈ છે. મારા ભાઈ થી બે ચાર મહિના પેલા આવી ગયો હતો. અને છ મહિના ઉપર થઇ ગૌ છે. અને એપણ Bsnl company માં Job કરે છે. બરાબર સરખેજ માં રહીએ છીએ. સરખેજ ની અંદરઅંબા દાવર પાસે એની આગળ સપવાન Park માં અ મેં રહીએ છીએ ભાડે ના મકાન માં બોટાદ ની અંદર અમારા ગર નું એક મકાન છે ત્યાં અમારા બા અને દાદા રહે છે. અને મોટો બાબો પણ રહે રેહ છે. અમારા અમે અમાદાવાર આવ્યા ત્રણ ચાર મહિના થયા છે હજી ને અત્યારે અમારે થોડા દિવસ પસી પાછુ બોટાદ જવા નું છે કારણ કે મારા અમદાબાદ માં સેટ નથી આવતું એટલે અમે થોડા દિવસ પસી Bsnl ચોદિ ને અમદાવાદ છોડી ને બોટાદ પાછુ વાડી જવા નું છે. માર પાપા નું નામ રસિક ભાઈ છે. એ અહિયાં અમદાવાદ આવી ને Fruit માં નોકરી કરતા હતા ત્યાર બાદ પછી શિયાળા માં ગરમ કપડા માં નોકરી કરતા હતા. પછી અમને સેટ નથી આવતો અત્યારે ત્યારે થોડા સમય માં બોટાદ ઘર રાખી ને અમારે પાછુ બોટાદ વાયી જવા નું છે. મારો ફેવરીટ કલર છે રે red અને Favourite Movie છે રઈસ મારા ભાય નું નામ સુફિયાન છે તે પણ અમદાવાદ માં આવ્યો છે અને BSNL માં Job કરે છે. તેને પણ Set થઇ ગયું છે.